hello જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે વર્ષાઋતુ વિષે વાત કરીએ. બરોબર હમ જરૂર જરૂર આપણે આજે વર્ષાઋતુ વિષે વાત કરીએ, વર્ષાઋતુનુ નામ કરતા જ મને તો રમેશ પારીખની એક કવિતા જ યાદ આવે છે થરથર ભીંજે આંખ-કાન થરથર ભીંજે આંખ-કાન વરસાદ ભીંજવે કોના કોના ભાન શાન વરસાદ ભીંજવે જે રમેશ પારેખે આજથી વીસ વર્ષ પહેલા કહેલું ને એનો અર્થ પણ એવો છે કે આપણા આંખ અને કાન વરસાદ ભીંજી નાખે છે અને બધાના ભાન અને શાન પણ વરસાદ જ ભીંજવતા હોય છે એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરતુ હોય છે, જયારે ગ્રીષ્મ ઋતુની વિદાય થતા જ વર્ષાઋતુનું આગમન થાય છે અને ગ્રીષ્મની જે કાળજાળ એટલે કે જે ઉનાળાની કાળજાળ ગરમીથી સૌ ત્રાહિમામ થઇ ગયા હોય અને પોકારી રહ્યા હોય કે વરસાદ તું આવ

સાવ સાચી વાત છે, વરસાદની તો બધા ખુબ જ રાહ જોતા હોય છે, બાળકોથી માંડીને બધા મોટા બધા રાહ જોતા હોય છે, એમાં ખેડૂતો વધારે રાહ જોતા હોય છે, ખેડૂતને વધારે વરસાદની જરૂર હોય એટલે એટલે ચોમાસાની બધા ખુબ જ રાહ જોતા હોય છે, ચોમાસુ શરુ થાય ત્યારે આકાશમાં ખુબ જ કાળા ડિબાંગ જેવા વાદળા થઇ જાય છે અને ઈ વાદળા સાથે જ વીજળીના કકળાટ થાય છે, વરસાદ ગાજે છે.

અને ચોમાસાની એવી બધા રાહ જોવે ને, વીજળીના ચમકારાથી તો જાણે માણસ નઈ બાળકો પણ ડરી જાય છે શું કેવાનું છે તમારું? સાચી વાત છે વરસાદનું આગમન થતા જ બધી જ બાજુ આનંદે આનંદ છવાઈ જતો હોય છે અને મોરલાની ગહેક, કોયલના ટહુકા, દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં સમગ્ર વરસાદી વાતાવરણને જીવંત બનાવે છે, એવું કહેવાય કે મોર કળા કરે છે, ખેડૂતો હર હરખાયેલાં હોય છે અને વરસાદના ગીતો ગાય છે અને નાના બાળકો તો વરસાદમાં નાચી ઉઠે છે, તેથી જ કહેવાય છે ને આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક

એ ઋતુ એવી છે કે ઉનાળાને જે જેટલી ગરમી પડી હોય અને ત્યારબાદ જે મુશળધાર વરસાદ પડે એટલે તો લોકોના મસ્તક ઉપર સ્મિત તો આવી જ જવાનું છે.

ઘાસ છવાય ગયું હોય છે તો એવું લાગે કે એવું લાગે કે જાણે ધરતી એ તો લીલા કલરની સાડી નો પહેરી હોય એવું આપણને દેખાય છે એટલે એ લીલા ઘાસમાં જે આપણને ઉઘાડા પગે હાલવાની કોઈ મજા આવે છે અહાહાહા આહલાદક હોય કે એમ થાય કે ના ના આના ઉપર હાલા જ કરવી આપણે અને ત્યાંના પછી જે જળાશયો હોય છે, વરસાદને કારણે જે જળાશયો સુકાઈ ગયેલા હોય છે તો સુકાઈ ગયેલા જળાશયો એમ full પાણીથી ભરેલા હોય, ભરાઈ જાય છે તે પણ આપણને જોવાની ખુબ મજા આવે છે અને ધરતી ઉપર તો જાણે આખું લીલુંછમ બની જ ગયું હોય છે પણ સાથે સાથે જે આજુબાજુમાં ઝાડવા હોય છે એ ઝાડવા પણ ખુબ જ લીલાછમ બની જાય છે. શું કેવાનું છે તમારું? સો ટકા સાચી વાત છે તમારી વરસાદની તો શું વાત જ કરીએ આપણે કે જેટલી વાત કરીએ એટલી ઓછી છે, કારણકે વરસાદની બધા રાહ જોતા હોય અને ઉપરથી જે વરસાદ આવે અને ત્યારબાદ જે લોકોના મસ્તક ઉપર જે સ્મિત આવી જાય છે તેની કોઈ શું વાત જ કરવી એટલે જ કહેવાય છે ને આ શ્રાવણ નીતર્યો સર્વદે કોઈ ઝીલો જી

કવિ કહે છે કે આ પહેલા ઋતુ ચાલ્યા રૂપ કોઈ ઝીલો જી જેવી રીતે પહેલા ચાલ્યા તેવી રીતે નીકળેલો આ વરસાદને કોઈ પકડો રે પકડો એવી રીતે કહેવાય છે ને ક્યારેક

ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચા મકાનો ધરાશાહી થઇ જાય છે અને ગરીબ લોકોના ઘરવખરી અને ઢોર તણાઈ જાય છે, ખેતરોમાં ઉગેલો મોલ

અને જનજીવન તો જાણે ઠપ થઇ ગયું હોય ને એવું લાગે છે, બધે નુકસાન થાય, ખુબ નુકસાન થાય છે અતિ વરસાદને કારણે ને કુદરતે જાણે ના રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય એવું લાગે છે. ને બારે મેઘ ગાંડા થયા હોય કે તૂટી પડે એવો વરસાદ આવ્યો હોય તો રસ્તાઓ બંધ થઇ જ જવાના છે, ઝાઝા વરસાદને કારણે ને સૃષ્ટિ ઉપર પ્રકોપ થઇ ગયો હોય એવું લાગે છે.

તાંડવરૂપે વરસાદ વરસે તે નુકસાન જે થાય છે તે ખુબ જ હાનિકારક હોય છે, કેમ કે ગરીબ માણાના ઝુપડપટ્ટી હોય ઈ ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ જવાથી તેનું બિચારાને ઘરવખરી તો થોડી ઘણી હોય ઈ પણ ચાલી જાય છે.

વાત એકદમ સાચી છે પરંતુ સારા વરસાદને કારણે ઘણો બધો પાક ઉતરે છે અને ચારેતરફ આનંદ વાતાવરણ પર છવાય જતું હોય છે.

દશેરા, દિવાળી જેવા આપણા મહા, મુખ્ય તહેવારો કહીયે તેવા તહેવારો પણ આવતા હોય છે, અને લોકો આવા ઉત્સવોને આનંદ લૂંટે છે અને વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુને રીઝવે છે કે વરસાદનું આગવું

મેલેરિયા મરડો જ્યાં અલગ-અલગ ઘણા રોગો આપણને ફેલાતા જોવા મળે છે. ઈ સાચી વાત છે તમારી હવા, પાણી અને ખોરાક એ માનવ જીવનની જરૂરિયાત છે તો પાણી તો main જરૂરિયાત છે જમ્યા, અનાજ વગર આપણે એક દિવસ પણ ચલાવી શકીએ પણ પાણી વગર આપણે એક દિવસ ચલાવવું હોય તો તે પણ મુશ્કિલ થાય છે એટલે પાણી તો ખુબ જ જીવનજરૂરી વસ્તુ છે, પાણી વગર આપણે કઈ કરી શકતા નથી. ખાવાથી, રસોઈથી માંડીને તમામ વસ્તુ પાણી ઉપર છે, જો વરસાદ નો થાય તો દુષ્કાળ પડે તો માનવનું જીવન ઠપ થઇ જાય છે કેમકે પાણી વગર તો કાઈ શક્ય જ નથી. ને ઢોર-ઢાંખર છે તે પણ પાણી વગર છે, પાણી પીવા તો, પાણી નો પીએ તો આપણું શરીર કામ કરે નઈ, એટલે એક દિવસ પણ પાણી વગર આપણે રઈ શકીએ નઈ, પાણી તો આપણી જીવનજરૂરી છે. અને કુદરતે આપણને જે હવા છે તે વિપુલ પ્રમાણમાં આપી છે કે આપણે ગમે એટલી હવા શ્વાસમાં લેશું તોય ઘટશે નહીં પણ અનાજ છે તે પૂરતા પ્રમાણમાં નથી આપું કેમકે જો વરસાદ થાય તો જ અનાજ થઇ શકે. નહીંતર અનાજ થઇ શકી નહિ, એટલે પુરેપુરો આધાર જે અનાજનો જે છે તે વરસાદ ઉપર જ છે અને પશુઓનો આધાર પણ પાણી, જે પશુને ચારો મળતો હોય એ ચારો પણ વરસાદના આધારે જ છે, જો વરસાદ નો થાય

વાત તમારી સાચી છે, તમે કીધેલું પાણી, ખોરાક અને હવા એ આપણા જીવનની ત્રણ મુખ્ય વસ્તુઓ છે.

એટલે કે તે આપણને પાણી અને ખોરાક તો આપણને વરસાદ ઉપર જ નિર્ભર કરે છે જો આપણે ખાવું હોય કે જો આપણે પીવું હોય તો વરસાદ ઉપર જ હોય છે.

તેની સુગંધને એટલે કે ફૂલો પણ એવું કહેતા હતા કે ચાલો વરસાદ તો હવે આવવો જરૂરી છે અને વર્ષાની, ફૂલો, ફૂલોની સુગંધ પણ એટલી થઇ ગઈ હતી કે હવે આપણે વર્ષાના માટીની સુગંધની જરૂર છે. આવી રીતે કવિ કહેવા માંગે છે કે માત્ર આપણે ફૂલોની સુગંધ નહીં પરંતુ મને માટીની સુગંધ વધુ એના કરતા સારી લાગે છે અને કહેવાય છે ને કે વરસાદ આવે તો જ આપણું જીવનમાં બીજા ઘણી મુશ્કેલીઓ જતી હોય છે કારણ કે બધી જ વસ્તુઓ વરસાદ ઉપર જ નિર્ભર કરે છે આપણે જોઈએ તો ખેતી છે તો ખેતી તો વરસાદ ઉપર નિર્ભર કરે જ છે. તેની સાથે સાથે તમે કદાચ નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તે પણ વરસાદ ઉપર જ નિર્ભર કરે છે, જો આપણને પીવાનું પાણી જ નહીં મળે તો આપણે શું કરી શકવાના અને જો આપણને ખાવાનું અનાજ જ નહીં મળે તો આપણે શું કરી શકવાના માટે વરસાદ આવવો એ બધી રીતે જરૂરી છે અને ઘણા ઉદ્યોગોમાં પણ વરસાદ વગર શક્ય નથી હોતું કે ઉદ્યોગ પણ એવો હોય છે કે જે વરસાદ આવે તો તેનાથી જ ઉદ્યોગ ચાલતો હોય છે જેમકે આપણે જોઈએ તો બીસ્લેરીની બોટલ લઈએ કે જેમાં પાણીની જરૂર પડતી હોય છે તે પણ વરસાદ ઉપર જ નિર્ભર છે તેવી રીતે અમુક ધંધાઓના અને અમુક business ના કારણ પણ વરસાદ જ છે શું કેવું આ બાબતે તમારે?

તો મેઘધનુષને જોવા માટે બાળકો મોટા બધા જોવાની ખુબ મજા આવે છે કે સાતે સાત રંગો એવા સરસ કુદરતી રીતે ગોઠવાયેલા હોય ને આપણને એમ થાય કે આ ધનુષમાં રંગનો પૂરનાર કોણ તો કે ઈ તો ભગવાન જ છે. રંગ જો ભગવાન પુરે કેવા કલરે કલરના રંગ પુરા હોય જે આપણે હાથે બનાવવા માંગી તો પણ કલર એવા બનતા નથી, એવા સાત રંગો જે ભગવાને પૂરેલા હોય છે, એ જોવાની પણ આપણને ખુબ જ મજા આવે છે. અને જો વરસાદ નો થાય તો ઈ તો વાત જ આખી અલગ થઇ જાય છે, ખેડૂતોનું જીવન જ એના ઉપર છે આધાર જ ખેડૂતોનો વર્ષા ઉપર છે એટલે વરસાદ તો જીવન માટે ખુબ જ જરૂરી છે. વરસાદ વગર જે આ ધંધા ચાલુ છે તે ધંધા પણ નો થઇ શકે કેમકે ખેડૂત ઉપર જ આખું દેશનો આધાર છે. જો ખેતરમાં કપાસ થાશે તો મિલ ચાલુ રહેશે નહીંતર મિલ પણ બંધ થઇ જાશે.

ને પાક સારો થશે, માંડવી સારી થશે તો તે માંડવીના ભાવ આવશે ને માંડવીમાંથી તેલ બનશે ને તેલનું મિલ પણ ચાલુ રહેશે એવી જ રીતે કપાસમાં પણ એમ જ થાય કે જો કપાસ થાશે તો જ કપાસનું મિલ ચાલુ રહેશે.

એકદમ સાચી વાત છે તમારી વરસાદ વિશેની કે અને એ જ હું કહેવા માંગુ છું કે વરસાદનું વરસાદ આવવાની શરૂઆત કેવી થઇ ને એ જોવાની પણ ઘણી આપણને મજા હોય છે કારણ કે એટલું ઉનાળામાં તડકામાં આપણે જે ત્રાહિમામ થઇ ગયા હોય ને ત્યારબાદ જે વરસાદની લહેર આવે જે ઠંડો પવન આવે જે

તેની તો કોઈ સીમા જ નથી હોતી, એટલે જ કહેવાય છે ને એટલે જ કહેવાય છે કે ભાયા સુંદરજી બેટા એવું કે બેટા એવું કે છે કે આજે કઈ વાદળવ્યોમ છાયા